શોકેસ ની અંદર ટી_વી અને બીજી બધી વસ્તુઓ સરસ રીતે ગોઠવાયેલી છે.

એક બહેન પાછળના ભાગમાં ફોન પર વાત કરી રહ્યા છે.

એક છોકરો બાજુમાં ઊભેલો છે.

પાછળની દીવાલ ઉપર પંખો લાગેલો છે.

આ એક સુંદર નકશીકામવાળા સોફા નુ ચિત્ર છે.

એક સ્ટ્રી પૈસા લઈને પાછી ફરી રહી હોય એવી લાગે છે.

ઇમારતની સામે લાંબો મોટો રસ્તો છે.

આજુબાજુ સુંદર લીલું ઘાસ જોવા મળી રહ્યો છે.

ખુરસીનો કલર ક્રીમ કલર નો છે.

આ મંદિરના પાછળના ભાગનો ચિત્ર છે.

અહીં કોઈ મોટા મોલ નું ચિત્ર આપેલું છે.

મંદિરમાં ચાર માણસો કોઈ કથા નો વાંચન કરી રહ્યા હોય એવું લાગે છે.

કાઉન્ટર પર એક માણસ બેસેલો છે.

કાર પાર્કિંગ છે તેની પાછળ જલારામ ખમણ હાઉસ આવેલું છે.

મકાનની બહાર એક મોપેડ પાયર્ક કરેલું છે.

મકાનની પાછળ એક વૃક્ષ જોવા મળી રહ્યું છે.

અહીં કોઈ હોસ્પિટલ ની અંદરના ભાગનું ચિત્ર હોય એવું લાગે છે.

મેદાનની સામે એક પાવર સ્ટેશન જોવા મળી રહ્યું છે.

પાવર સ્ટેશન ની બાજુમાં ઘણા લીલા વૃક્ષો જોવા મળી રહ્યા છે.

કાર ને જેક પર ચડાવેલી હોય એવું લાગે છે.

અહીં ચિત્રમાં કોઈ સુંદર પક્ષી આપેલું છે.

થાંભલા પાસે બે સ્ત્રીઓ અને એક માણસ વાતો કરી રહ્યા છે.

સોરૂમ ની બહાર ત્રણ બાઇક પાર્ક કરેલી છે.

અહીં કોઈ હોલ ની બહારનો ચિત્ર છે.

દરવાજા ઉપર પ્રણામ એવું લગાવેલું છે.

અહીં કોઈ મંદિરના અંદર ના હોલ નું ચિત્ર હોય એવું લાગી રહ્યું છે.

હોલ માં ફૂલ વડે ગણેશનો સાથિયો બનાવેલો છે.

માણસની આજુ બાજુ ત્રણ થાંભલા પર ઉભેલી ઝૂંપડીનું ચિત્ર છે.

એક સુંદર મજાની લાલ ની છે.

રેસ્ટોરન્ટ ના કાઉન્ટર પર એક ભાઈ કોમ્પ્યુટર માં હિસાબ કરતો જોવા મળે છે.

પતરા ના શેડની ઉપર એક એ_સી લાગેલું છે.

કોઈ શહેરનો ચિત્ર હોય એવું લાગે છે.

મંદિરના ઘુમ્મટ ગોળાકાર જોવા મળી રહ્યો છે.